હા એમ, આ આપણા education ના વિદ્યાર્થીઓને જર્મની side job મળે, foreign country માં હમ એ તો બઘી country માં allow છે foreign માં ના, હમણાં વચ્ચે આવી રીતે બધા વાત કરતા હતા કે જર્મનીમાં આ વસ્તુ વધારે છે, જેને જાવું હોય એને scope લઇ શકે વધારે અચ્છા, જર્મની છે એ ક્યારે, હમણાં કેનેડા છે, કેનેડામાં હમણાં બોવ જ આપણા ભારતીય ગયા છે. હા ગુજરાતી લોકો તો, એમ આપણું ગુજરાત જ ત્યાં બનાવી દીધું છે, ત્યાં કેનેડામાં હમ

ત્યાનું education હા, education વધારે સારું, ત્યાંનું

હમ કેવું ચાલે તમારું, બધું? મારે બધું જલસા ચાલે છે, હું પણ સાથે-સાથે job કરું છું, part-time, education ચાલે છે, અને exam આવે, એ દેવાની exam

હમ બધાને એમ જ છે, ત્યાં જ એમ જ હોવાનું ને ભણવાની સાથે-સાથે શું હોય બીજું હા બોલો બીજું, બીજું બોલો તમે કંઈક નવીનમાં નવીનમાં, અત્યારે school માં હમણાં તો બધા નવા-નવા આવ્યા છે, મારી sister માં ભણે છે ને એટલે ખબર છે કે ભગવતગીતા, આવી રીતે બધા અલગ-અલગ અલગ વિષય, એ લોકોએ add કર્યા છે, નવું education હા હા હા, હમણાં એ મુદ્દો ચાલતો હતો parlament માં હમ ઘણા લોકો એનાથી, એમ inspiration થાય student લોકોને ભણવાની ગમે અને, અને આ સંસ્કૃતિ બાબતમાં આગળ વધે એમાં હમ એમાં main વિષય જ હતો કે વિદ્યાર્થીઓને સંસ્કૃતિ બાબતે નાનપણથી જ જ્ઞાન આવે અને જાગૃતતા આવે એમાં બાબતે, પોતાની સંસ્કૃતિ ભૂલી ના જાય એટલા માટે લગભગ આ add કર્યું હા, ઘણી બાબતમાં ઈ વિષય ભણે છે, ઈ લોકોને ત્યાંથી ચોપડી આપેલી છે, એમાંથી રોજ એક-એક પાઠ કરવાનો આવી રીતે school માંથી inspiration આપે છે, તમારે લોકોને આ વસ્તુ કરો એમ હમ સરકાર તરફથી જ free course મુકવામાં આવેલો અને એ સારું છે. હમ india માં ઘણી જગ્યાએ આવી રીતે થાય છે, હમણાં education માં india ઘણું આગળ વધી ગયું છે. હા, એ તો છે, india માં પાછું, education જ વહેંચાય છે, એવું કહીયે તો પણ ચાલે, શિક્ષણ જ વહેંચાય છે.

હા, આ બે હજાર દસ પછી જે બધા education field માં આગળ આવ્યા છે વધારે પડતા અને તે પછી જ તે વિકાસ થયો છે, આગળ પણ હતો પણ ધીમી ગતિએ હતો, અત્યારે વિકાસ full ઝડપ પકડી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

હા, ગુજરાતી language માં, આપણને વાચેલાની એવું, એવું બધું અત્યારે news માં આવે છે, જાહેર કરેલું છે, હવે આગળ કોને ખબર, શું કરે, શું ન કરે? એના કાયદા બદલાતા રેય. નિર્ણય બદલાતા રેય. હા પણ, એમ જ છે ને education policy માં આવી રીતે આવે જ છે, હમણાં ઘણા changes પણ આવે છે, education policy માં, આપણે એ વિષે study કરતા હોય તો આપણને સમજ પડે. હા એ તો, દરેક, બે-ત્રણ વર્ષે તો change થાય જ છે, normally એમાં કાઈ વધારે ઓલું છે નઈ, હા, એમ પણ છે, ઠંડી કેવી છે ત્યાં? ઠંડી તો અત્યારે normal છે, એટલી બધી ઠંડી નથી કાઈ હમ હમ થોડા દિવસ તો પેલા બોવ ઠંડી હતી, એવું સાંભળું'તું. હમ સવાર-સવારમાં વધારે ઠંડી લાગે, કારણ કે travelling કરવાનું હોય, ને સવારે college જવાનું હોય, એટલે વધારે ઠંડી લાગે.

હા અત્યારે તો તાપમાન પ્રમાણે, વાતાવરણ પ્રમાણે જોઈએ તો ઠંડી એટલી બધી કઈ છે નઈ, હમણાં થોડા દિવસથી, શરૂઆતમાં ઘણી ઠંડી પડી'તી. હા, શરૂઆતમાં તો બોવ જ તે, લોકોને બહાર જાવામાં પણ મુશ્કેલી થાતી'તી. હા, એટલે પછી ઠંડીનું તાપમાન, સમજો ને, લગભગ મેં જોયું ત્યાં સુધી તો ઘણું ઓછું હતું something ચૌદ celcius તાપમાન જેટલું હતું. હમ ઠંડી, આપણા ભારતમાં ઠંડી વધુ જ છે, આ વખતે જોકે આટલી બધી ઠંડી ના કે'વાય કારણ કે પેલા જે ઠંડી પડતી એના સરખામણીમાં આ ઠંડી કાઈ ના કે'વાય.

પેલા સતત ઠંડી પડતી, કે આખો દિવસ ઠંડી જ રેય, અને આવી રીતે વાતાવરણ change ના થાય કે બપોરે છેક, ગરમીનો માહોલ થાય ને સવારે ઠંડી ને સાંજે ઠંડી ને એવું ના હોય, continuous

હા હા, અમારે પણ થયા છે. હા and અલગ-અલગ courses આવે, જેના લીધે આપણું credit વધે, આપણને certificate મળે અને આપણને job મળવામાં પણ આસાન હા, એ સરકાર તરફથી મુકેલા હોય, જે આપણી કલા-આવડત હોય, એને વધારવા માટે મુકેલા હોય, આપણા જ્ઞાનમાં થોડોક વધારો થાય, અને નવી, નવી-નવી job માં આપણને તક મળે, એટલા માટે આ

હા હા, આવી રીતે જ તે મેં ઘણા હું જયારે બહાર ગઈ'તી ને ત્યારે મેં board માં વાંચેલું કે એમ, આ આટલા પ્રકારના course છે, જે તમને કરાવવામાં આવશે અને ઈ પણ free સાવ એટલે સાવ free આ લોકોનું education વધારવા માટે ભારત ઘણું આગળ વધી રહ્યું છે, એ સરકારની policy હોય આ બધી, એ ફરજીયાત હોય કરવી જ પડે આ બધી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 હા, એમ જોતા સારું છે કે ભણતરની સાથે-સાથે એક બીજો નવો course પણ આપણે થઇ જાય, અને આપણને જ્ઞાન પણ મળે એ વિષયનું ને જો વધારે રસ પછી જાગે, તો એની અંદર ઊંડું ઉતરવાનું મન પણ થાય. આગળ course કરી લીધો હોય એનો, તો job પણ મળી જાય આસાનીથી હા હા, એ પણ છે

હા, સમજ તો પડે છે પણ લખવામાં મુશ્કેલ થાય છે અચ્છા, હા, લખવામાં મુશ્કેલ થાય છે, હા, એમ, કારણ કે ગુજરાતી લખતા હોઈએ અને direct english લખવાનું થાય એટલે મુશ્કેલ તો પડે પણ અત્યારે તો આવડી નહિ ગયું હોય તમને, કારણ કે છ મહિના આગળ, તમે exam પણ આપી દીધી. હા હા, હવે નથી વાંધો આવતો, પણ આતો પેલાની વાત થાય છે. હા, પેલા તો બધાને શરૂઆતમાં તફ્લીક પડે જ બોલો કંઈક નવીનમાં મારે પણ એમ જ હતું, પણ મને થોડું english ફાવતું તું ને એટલે મને પહેલેથી લખવામાં કઈ એટલો બધો વાંધો નો'તો આવતો. ઓહ! હા, સારું કે'વાય એમ, ઘણાનું english સારું હતું, મારે એક friend હતો, એનું પણ એવું જ છે, એનું english full powerful હતું. અચ્છા, અને એમને વાંધો નો આવે કોઈ દી હમ અત્યારે એ medical field માં છે. બાકી જેમનું grammar કાચું હોય એમને શરૂઆત-શરૂઆતમાં વાંધો આવે, અને અમુક વિધાર્થીઓને પછી હજી પણ વાંધો આવતો જ હોય છે. હા, પણ ઘણા હા, કઈ રીતે જણાવવામાં આવે છે? એટલી, એટલું ભણતા હોય એ પણ એ રીતના, કઈ રીતે જણાઈ શકીએ! હા, એ વાત પણ છે હા, એવું છે, અત્યારે તો બધું છે,

hello થઈ જાય અનૈચ્છિક ક્રિયાઓ કે જે આપણે કે તમે કે હું નથી કરી શકતા yes or no right તો એવી અનૈચ્છિક ક્રિયાઓ જે છે એને control કરવામાં પણ helpful રહેશે એટલું જ નહીં તાપમાન નિયમનમાં ભૂખ લાગવી તરસ લાગવી શરીરમાં પરિવહન yes or no right પરિવહન તંત્ર જે પણ હતું right અંતઃસ્ત્રાવ બનવા ન બનવા લોહીનું પરિભ્રમણ થવું આખી ચોવીસ કલાકની પ્રક્રિયાઓ જે છે એ બધી ક્રિયાઓ જે છે એને નિયંત્રિત કરે છે કોણ તો ભાઈ મગજ તો મગજના કાર્યો તમને ખ્યાલ હોવા જોઈએ એના સિવાય દ્રષ્ટિ right બે જોવું શ્રવણ બોલવું યાદ શક્તિ બુદ્ધિમત્તા લાગણીઓ right આ બધે બધાની અંદર આપણે શું use full છે મગજ Right જેમ કે કોઈ વ્યક્તિ હોય right એની યાદશક્તિ ઓછી હોય બુદ્ધિમત્તા ઓછી હોય તો normally right તમને ખ્યાલ હોય તો લોકો એવું જ બોલી દેતા હોય છે આ મગજ જ ઓછું છે એનામાં yes or no કેમ કે લોકોને એટલું તો knowledge છે કે ભાઈ બુદ્ધિમત્તા છે વિચાર શક્તિ છે આ બધું ક્યાંક ને ક્યાંક મગજ સાથે સંકળાયેલું છે તો એ બધું શું છે મગજની સાથે રહેલા કાર્યો yes or no તો મગજ ની વાત કરું તો મગજને basically આપણે ત્રણ part માં divide કરી શકીએ અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્વ મગજ આ રીતે ત્રણ part માં એને divide કરીએ છીએ એક એક કરીને ત્રણે ત્રણ part ને study કરીએ અગ્ર મગજ શું છે મધ્ય મગજ શું છે અને પશ્વ મગજ શું છે yes right પહેલા શરૂઆત કરીએ અગ્ર મગજ થી તો અગ્ર અગજ ભી ત્રણ part માં divided હોય છે બૃહદ મસ્તિષ્ક thalamus અને hypothalamus કેટલા part માં divided છે ત્રણ બૃહદ મસ્તિષ્ક thalamus અને hypoyhalamus Right એક એક કરીને study કરીએ બૃહદમસ્તિષ્કથી શરૂઆત કરીએ બૃહદ મસ્તિષ્ક એ શું છે મગજનો સૌથી મોટો અને ખૂબ જ જટિલ ભાગ છે શું છે બૃહદ મસ્તિષ્ક મગજ નો સૌથી મોટો અને જટિલ ભાગ છે મોટો સૌથી બૃહદ મસ્તિષ્ક આગળ બૃહદ મધ્ય અને શું છે કે ભાઈ પશ્વ બૃહદ મધ્ય અને પશ્વ right એ આપણને ખ્યાલ હોવો જોઈએ તો કે ભઈ કયા બૃહદ right બૃહદ મસ્તિષ્ક જોવા મળશે right પૂર્ણ મસ્તીકની વાત કરીએ અગ્ર મધ્ય અને પશ્વ એની અંદર જે વાત કરીએ છીએ અગ્ર મગજની અગ્ર મગજ ની અંદર આવી ગયું બૃહદ મસ્તિષ્ક thalamus અને hypothalamus right તો basically મગજ ની અંદર જો જોવા જઈએ તો ભાઈ પહેલા તો છે અગ્ર મધ્ય અને પશ્વ અગ્ર ની અંદર શું આવી જશે બૃહદ મસ્તિષ્ક thalamus અને hypothalamus આ જે બૃહદ મસ્તિષ્ક જે છે એ કેવી છે સૌથી જટિલ રચના છે બૃહદ મસ્તિષ્ક કેવી છે સૌથી જટિલ રચના છે મગજ ની અંદર રહેલી સૌથી જટિલ રચના છે Normally જેટલી પણ સંવેદિક ક્રિયાઓ છે સંવેદી વિસ્તારો ધરાવે છે કેવા વિસ્તારો ધરાવે છે સંવેદી વિસ્તારો ધરાવે છે yes or no આ સંવેદી અંગોમાંથી માહિતી ગ્રહણ કરવાનું કામ કરીને આપે છે yes or no સંવેદી અંગો માંથી સંવેદનાઓ right એટલે કે સુંગવુ જ જે તમે આમ સુંઘો ને smell આવે કે ગંધ આવે right કે તમે નાખથી સૂંઘી પણ એ smell કેવી છે સારી છે કે ખરાબ છે એ decide કોણ કરીને આપશે એ decide કરીને આપશે બૃહદ મસ્તિ ખ્યાલ આવે છે Right તો બહુ simply ધ્યાનથી right સમજીએ તો કે ભાઈ મગજ મગજ basically ત્રણ ભાગમાં divided અગ્ર મધ્ય અને પશ્વ એમાંથી આપણે વાત કરીએ છીએ અગ્ર મગજની અગ્ર મગજ ની અંદર આવે બૃહદ મસ્તિષ્ક thalamus અને hypothalamus સૌથી જટિલ રચના છે આમ જોવા જઈએ ન તો આ even ત્રણે ત્રણ જોઈએ અગ્ર મધ્ય અને પશ્વ આ ત્રણે ત્રણની અંદર પણ સૌથી મોટો ભાગ જો કોઈ cover કરી લેતો હોય તો અગ્ર મગજ ની અંદર આવેલું આ બૃહદ મસ્તિષ્ક maximum પોષણ cover કરી લે છે એકદમ જટીલ રચના છે right સંવેદની સંવેદનાઓ જે છે સંવેદનાઓના સંગત ની માહિતી જે છે એનું analysis અહીંયા થશે simple language મું બોલ્યો તો right

બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ ધરાવે છે right બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ જે છે પરસ્પર ચેતાતંતુઓના બનેલા જોવા મળશે જેના આપણે normally kelosmoky kelosmoky તરીકે ઓળખીએ છીએ typing error છે kelosmoky તરીકે આપણે ઓળખીએ છીએ right તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ રીતે આપણને આ normally જોવા મળશે right અને આ જે kelosmoky જે છે એ ultimately છે શું તો કે એ તમને જોવા મળશે બૃહદ મસ્તિષ્કના જે ગોળાર્ધ છે બે ગોળાર્ધો એમને પરસ્પર જોડીને આપે છે

right તો આપણને એ યાદ હોવું જોઈએ કે ખબર હોવી જોઈએ શના સંદર્ભમાં બૃહદ મસ્તિષ્કના સંદર્ભમાં આની અંદર જ આગળ વધીએ તો કે ભાઈ આ જે બૃહદ મસ્તિષ્ક જે જોવા મળે છે right કે જે એકદમ આમ જોવા જઈએ ન તો કે ભાઈ જટિલ રચના છે આ જટિલ રચનાના સંદર્ભમાં વાત કરીએ તો આ બૃહદ મસ્તિષ્ક નું જે બાહ્યક જે છે બાહ્યક આવરણ જે ખરેખર શું છે તો કે ભાઈ બૃહદ મસ્તિષ્કના ગોળાર્ધમાં બૃહદ મસ્તિષ્કનું જે ગોળાર્ધ છે એના બહારનો એક ગાઢ વિસ્તાર છે શું છે ગાઢ વિસ્તાર જે ખરેખર શેના તરીકે ઓળખાય છે બૃહદ મસ્તિષ્કના બાહ્યક તરીકે simply ખ્યાલ આવે છે બહારનો વિસ્તાર છે ગાઢ વિસ્તાર હશે કેમ કેમ કે એને support જોઈશે એની ઉપર મસ્તિષ્ક બુરું જળવાળો પ્રદેશ હશે યાદ કરતા જાઓ અંતન વાળો જે પ્રદેશ હતો એટલે કે અંતન મસ્તિષ્ક વાળો જે ભાગ હતો એ અને મધ્ય નાલિકાઓ હતી એટલે કે અંતન નાલિકા અને મધ્ય નાલિકા ની વચ્ચે ત્યાં આવશે તો આ રચનાને જરા વિચારતા જાઓ એકવાર મગજ ની અંદર અને આ completely બૃહદ મસ્તિષ્ક જે છે એ ગળી ગળી એટલે કે આમ આમ કરતાં આમ વાળતા જઈએ ને એ રીતે આમ આમ એકની અંદર એક એકની અંદર એક આમ કુશન માં જોડાયેલી જોવા મળશે right તો એ આપણને અહીંયા જોવા મળ છે બૃહદ મસ્તિષ્ક normally ચાર ખંડોમાં વહેંચાયેલું જોવા મળશે કેટલા ખંડોમાં જોવા મળશે ચાર કયા કયા છે ચાર ખંડો તો સમજીએ અગ્ર કપાલી ખંડ મધ્ય કપાલી ખંડ શંખક ખંડ અને પશ્વ કપાલી ખંડ

right આ ચાર part માં divided છે બૃહદ મસ્તિષ્ક ખંડો right તો ખ્યાલ હોવા જોઈએ આ ચાર ચતુર્સમય એટલે કે ચાર ખંડીય રચના છે કેટલા ખંડ ની રચના છે ચાર ખંડીય રચના ચારે ચાર ખંડ યાદ રહેશે easy છે અગ્ર મધ્ય શંખક અને પશ્વ right yes અગ્ર કપાલી ખંડ ની વાત કરીએ તો અગ્ર કપાલી ખંડ normally ઐચ્છિક અને અનૈચ્છિક ક્રિયાઓ જે છે right એટલે કે સ્નાયુઓની વિશિષ્ટ પ્રકૃતિઓ જે છે પ્રવૃત્તિઓ જે છે

આ નિયંત્રિત કરવામાં મદદ કરશે કોણ તો કે ભાઈ અગ્ર કપાલી ખંડ તો અગ્ર કપાલી ખંડ કોને મદદ કરે છે ખાસ કાર્યો યાદ રાખવા વિચાર વાણી અને યાદશક્તિ નું નિયંત્રણ વિચાર વાણી અને યાદશક્તિ નું નિયંત્રણ અગ્ર કપાલી ખંડ right હવે જો ઐચ્છિક અનૈચ્છિક કેમ કે અમુક વિચારો આપણે ઈચ્છાથી કરીએ અમુક ન કરીએ right ઈચ્છા ના હોય તો પણ અમુક વિચારો આવે અમુક વાર આપણે જે છે બોલવામાં right ઈચ્છાથી બોલીએ અમુક વાર જે છે અનૈચ્છિક રીતે બોલાઈ જાય જે કહેવાય ને કે આમ reaction આવી જાય અને આપણે કહેતા હોઈએ કે આનું sence of human view right આમ તરત નીકળી જ ગયું મોઢામાંથી કંઈ બોલાયું સામે તરત જવાબ આપી દીધો right તો એ બધી વસ્તુ અહીંયા આવશે મધ્ય કપાલી ખંડ સામાન્ય સમજ શક્તિ ધરાવતી સંવેદનાઓ જેમકે ગંધ સ્પર્શ તાપમાન નો અનુભવ right ઠંડી લાગવી ગરમી લાગવી આ બધી વસ્તુ માટે જવાબદાર થઈ જશે મધ્ય કપાલી ખંડ શંખક right શંખક ખંડ ની વાત કરીએ તો કે ભાઈ સામાન્ય સમજ શક્તિ ધરાવતી સંવેદનાઓની સંદર્ભમાં જ અહીંયા આવશે right તો આ આને help full રહેશે મધ્ય કપાલી

બૃહદ મસ્તિષ્ક thalamus અને hypothalamus એવા ત્રણ part માં divided જોવા મળે છે એમાંથી વાત કરીએ હવે thalamus ની એક એક કરીને સમજતા જઈએ બૃહદ મસ્તિષ્ક સમજ્યા બૃહદ મસ્તિષ્ક ની અંદર ચાર ખંડ હતા અગ્ર મધ્ય શંખક અને પશ્વ એમના સંદર્ભમાં ચર્ચા કરી right હવે વાત કરીએ છીએ થેલેમસ થેલેમસ જે છે એની અંદર અગ્ર મગજની અંદર જ આવેલું છે થેલેમસને આપણે આગળ પણ ભણી ગયા છીએ

કે ભાઈ બધી જ સંવેદનશીલ માહિતીઓ મસ્તિષ્કના આ જ વાળા ગોળાર્ધમાં એટલે કે thalamus મારફતે પસાર થાય છે સંવેદનશીલ માહિતી right કોના દ્વારા આના દ્વારા આજ મદદ કરે છે તમને સંવેદિ અને પ્રેરક દિશાઓમાં મુખ્ય સહનિયમન right તો કે ભાઈ સંવેદનાઓને મોકલવાની સંવેદનાઓને ગ્રહણ કરવાની એની સામે response આપવાની એમની અંદર સારો એવો મદદરૂપ થાય છે કોણ thalamus right તો ધ્યાનમાં રાખીશું સંવેદનાઓને ગ્રહણ કરીને પ્રેરક right એને પ્રેરક સંદેશાઓ પણ આપવામાં મદદ કરે છે right તો કોઈ information આવી સામે એને response કરવાનું છે પ્રેરક response આપવાનો છે એની અંદર પણ thalamus મદદ કરશે right તો ધ્યાનમાં રાખો કે ભાઈ બધી સંવેદનશીલ માહિતીઓ મસ્તિષ્કમાં ગોળાર્ધમાં thalamus મારફતે જ પસાર થાય છે right તો thalamus is very important એના સિવાય આગળ છે hypothalamus right hypothalamus ની વાત કરીએ તો ભાઈ thalamus ની જ અંદર પાયાના ભાગમાં નીચેના ભાગમાં જોવા મળશે right hypothalamus Normallyhypothalamus ની help શેમાં છે તો ભાઈ લોહીના દબાણ ભૂખ શરીરનું તાપમાન તરસ આ બધી વસ્તુઓના નિયમન નિયંત્રણમાં જવાબદાર છે કોણ hypothalamus કોણ જવાબદાર છે hypothalamus અગ્ર મગજ અને પશ્વ મગજને જોડનારી કડીરૂપ છે hypothalamus કયા અગ્ર અને પશ્વ ને જોડનારી કડીરૂપ છે આના સિવાય દ્રષ્ટિ કણની ક્રિયાઓ સાથે પણ સંકળાયેલું છે એમાં પણ નિયમન નિયંત્રણમાં મદદ કરશે કોણ તો કે ભાઈ hypothalamusright ઘણા અંતઃસ્ત્રાવો તમને ખ્યાલ છે right

તો યાદ રેશે આપડે અગ્ર મસ્તિષ્ક અગ્રમસ્તિષ્ક ને ત્રણ part માં divide કર્યું કયા કયા તો ભાઈ બૃહદ મસ્તિષ્ક thalamus અને hypothalamus આની જ અંદર પ્રક્રિયાને આગળ લઇ જઈએ વાત કરીએ લીબીક્તંત્ર શું છે સમજાવું જરા તમને આ છે ને એક અલગ જ લીબીક system જેને કહીએ છીએ અગ્ર મગજ નો મસ્તિષ્ક નો ગોળાર્ધ ના અંદર ના ભાગો ના એક બદામ આકાર ના ભૂખરા દ્રવ્ય જેવી સૌથી ઊંડી રચના જોવા મળશે right આ છે એને આપણ hipocompus તરીકે ઓળખી એ છીએ right એક hipocompus નામ ની રચના હોય છે અને એજ helpful થાય છે આ લીબીક system ની અંદર લીબીક system શું છેકે ભાઈ hypothalamus ની સાથે લીબીકતંત્રો મળીને hypothalamus ની સાથે લીબીકતંત્રો લીબીક system મળીને જાતીય વર્તણુક ના લક્ષણો જાતીય વર્તણુક ના લક્ષણો પુરુષ ના પુરુષ જેવા લક્ષણો સ્ત્રી ના સ્ત્રી જેવા લક્ષણો અવાજ right આ બધા ને control કરવા માટે આમની પ્રતિક્રિયા ઓ માટે લાગણી ની પ્રતિ ક્રિયા ઓ માટે right કેમ ક સ્ત્રી ઓ ની લાગણી જે છે એની વિચાર શક્તિ છે એ અલગ કામ કરે પુરુષો ની લાગણી પુરુષો ની વિચાર શક્તિ સ્ત્રી થી અલગ રીતે કામ કરે એ લાગણીઓ એ વિચારો એમાં મદદ રૂપ થશે તમારી આ લીબીક system પણ લીબીક system એકલી કામ ના કરી શકે આ hypothalamus ની સાથે મળીને કામ કરે છે એટલું જ નહિ ગુસ્સો ખુશી ભય આ બધાને પણ પ્રેરક કરવા માટે પ્રેરક પ્રેરક ધ્યાનથી સમજો પ્રેરક પ્રેરક કરવા કેમ કે પ્રેરાય છે પ્રેરાય છે એનો મતલબ સામેથી કોઈ response આવ્યો એના આધારે right તમે આમ cute બાળક દેખાઈ ગયું અને નાનકડું બાળક દેખાઈ ગયું તમને જોઈ ને હસી ગયું તરત આપણા મન માં ખુશી ની ભાવના કેટલું મસ્ત નાનું છોકરું છે cute smile આપી તે એજ ખુશી ની ભાવના એ જે પ્રેરાઈ એ તમે ચિત્ર જોઉં અને ચિત્ર ને જોઈ ને તમારી અંદર જે પ્રેરક ભાવના ઓ આવી એ પ્રેરક ભાવના ઓ માં મદદ રૂપ થાય છે તમારી આ લીબીક systemhypothalamus ની સાથે મળીને આ લીબીક system આવી ક્યાં છે તો ભાઈ અગ્રમસ્તિષ્ક ની અંદર hypothalamus વાળો જે portion જે હતો એની જ અંદર એક અંદમાન જેવી નાનકડી રચના જોવા મળે છે અને એ આપણું લીબીક system શેના તરીકે ઓળખીએ છીએ લીબીક system તરીકે આજ ગુસ્સો કે કોઈ એ તમને કઈકકહ્યું અને તમને એની ઉપર શું આવું ગયો ગુસ્સો આવી ગયો કે તું ભાઈ સનો અમ બોલે અવાજ કેમ નો કરે right મદદ રૂપ થશે આ લીબીક તંત્રઆ થી આગળ વધીએ તો વાત કરીએ મધ્ય મગજ ની right સમજીએ મધ્ય મગજ તો કે ભાઈ અગ્ર મગજ ના thalamus અને hypothalamus અગ્ર મગજ ના thalamus અને hypothalamus અને પશ્વ મગજ ના જે સેતુ વચ્ચે નો જે ભાગ છે right એને આપણે ઓળખી એ છીએ મધ્ય મગજ તરીકે right વચ્ચે જ આવેલું છે મધ્ય મગજ તે normally અગ્ર મગજ ના thalamushypothalamus કેમ કે જો thalamus ના નીચે જ આમ હોય

ચાર ઉપસેલા ખંડો બનેલો છે જેને આપણે ચતુષકાય ખંડો તરીકે ઓળખીએ છીએ અને આ જે છે આપણે help કરે છે તો કે ભાઈ શેમાં દ્રષ્ટિ શ્રવણ સ્પષ્ટ ની સંવેદના ઓ ના ખેંદ્રો Right ધ્યાન થી કેમ કે આખા મગજની આ system એક સાથે કામ કરે ત્યારે બધી સંવેદનાઓનો આપણને ખ્યાલ આવે right તો આપણને એ ધ્યાન માં રાખીશું yes એનાથી આગળ વધી કઈ આઇ લા marvel ની latest movie antman

shezam કરી ને નહોતી આઇ

latest તો antman છે બા

એ તો dc છે marvel

marvel ની ખબર નહિ એ જ આવી હતી antman હમ ant man હતી ઓછી સારી movie આવી છે આ વખતે

હમણાં જોયું તે Doctor Strange નું collection જોયું તે મૂલતીવર્ષ અરે record તોડ દીધો અને profit તો જો અનુ હા હા બો profit કર્યો અમે પેલું બે સુ કહવે પેલી જે thor ની આઇ હતી પેલી four કેટલી બેકાર હતિ ragnarok ના ના ના પછી તો આઇ ને love and Thunder હા તો એ PS four આવી છે love and Thunder એ યાર એમ તો કડક મૂવી એટલે એમ શું કહવે love story વધારે હતી love story પે લી she hulk પણ સેકર હતી એ તો યાર series તો હું જોટોજ નહીં ભંગાર એ તો હારુ ultimate જો તો ખરો હમ એ તો છેજ ને કઈ છે બીજી કોઈ movie કઈ બીજી બધી તો avengers ની છે Avengers secret Wars અવસે કદાચ થી એ તો હવે ખબર નહીં યાર અવસે ખરી આજ વરસ માં આય જસે કદાચ ending માં દિસેમ્બર માં આય જસે ps five માં થઈ જસે કે PS three PS four માં જસે five માં બોલ four માં ના five માં કદાચ five અરે આવે તો oppenheimer આવસે ને એબી record તોડસે એ marvel ની નથી પણ oppenheimer ની Christopher Nolan અરે આજ કયું picture હતું The Wolf of Wall Street જોયું એ જોયું પછી પેલું જોયું the Batman જેમાં પેલો છે હા એતો ઓડખું Robert Pattinson Robert Pattinson પચિ American Psycho Christian Bale

thomas shelby છે Ellen murphy પણ છે